પાર્ટી પ્લોટ ની અંદર કેસરી સફેદ કલર ની કવર ચડાયેલી ખુરશીઓ પડી છે એ ઘરસાગરની ચોરી છે.

જબરજસ્ત તળાવ મોટુ છે જેની અંદર ફૂલ પ્રમાણમાં પાણી ભરેલુ છે.

ગાર્ડન ની અંદર એક લાલ કલર નુ ડસ્ટબિન પડ્યુ છે એક બત્તીનો થાંભલો છે થાંભલાની આ ઉપરથી તારના વાયરો જઇ રહ્યા છે.

લા લાગેલા છે લાલ કલર નું બોર્ડ છે સફેદ કલર માં લખેલું છે.

હૉલ જેવો મોટો પ્લેટફોર્મ છે જે સ્ટ ટેબલ થી સંગારેલું છે ત્યાં છોકરો ઉભો છે કલરિંગ લાઈટો સંગારેલી છે.

અને માણસો અવર ની અવર જવર ચાલુ રેઇ છે જે જોવા લાયક સ્થળ છે.

આ એક મકાન છે મકાન ટુટી ગયું છે જેની ઉપર ચાર-પાંચ છોકરાઓ બે બેસીને મકાન જોય રહ્યા છે.

દરિયો છે દરિયાની અંદર સુરજ દેખાય રહ્યો છે એક મોટી સ્ટીમર છે સ્ટીમર માં બે ને બે ચાર ને પાંચ માણસો છે.

સફેદ કલર વાદળી કલર ના તરબૂજ લાગેલા છે સફેદ કલર ની ડિસ્પ્લે દેખાય છે ઝાડ પાન --

અને લીલા-લીલા કલર ની ચાદર પણ પાથરેલી હોય એવુ આખુ મેદાન દેખાય છે ખેતર જેવું લાગે છે.

દરવાજો ખુલ્લો જે ઉપર એક પંખો લાગેલો છે જે પ પંખો બંધ હાલત માં જે.

બે પીડા કલર નુ એના ઉપર હિંચકા લાગેલા છે જે છોકરાઓ રમી શકે એવુ સાધન --

એલ_ઇ_ડી ટી_વી લાગેલુ શુ શુ દવાખાનુ સુશોભિત કરેલુ છે.

આ એક બગીચો છે બગીચાની આ આજુ-બાજુમાં ઝાડ લાગેલા છે બે મોટા બિલ્ડીંગ દેખાય છે.

આ એક રૂમ છે રૂમની અંદર આજુ-બાજુમાં એલ_ઇ_ડી ટીવી લાગેલા છે વચ્ચે લાલ કલર નું પોસ્ટર છે.